એના પર વલસાડ વકિલ મંડળ રૂમ એમ લખેલું છે અહ જમણી બાજુ વ્હાઈટ કલર નું બિલ્ડીંગ છે એક ઊંચી દિવાલ છે.

એમાં ઘણા બધા માણસો ખરીદવા માટે ઊભા છે એક કાઉન્ટર પર દહીં મળે છે એક કાઉન્ટર પર લસ્સી મળે છે એક કાઉન્ટર પર મિલ્કશેક મળે છે.

બે બાજુ જુદા જુદા મંદિર છે એક મંદિર થોડી ઊંચી જગ્યામાં આવેલું હોય તેવું જણાય છે.

નીચે ઇલેક્ટ્રોનિક્સ કાંટો છે જેનાથી કોઈ પણ વસ્તુ બનાવીને એલોકો વજન કરતા અસે તેવુ અનુમાન થાય છે.

ની સાથે ઘણી બધી મોટરસાયકલો ઉભી રહેલી દેખાય છે તેની સામે સુંદર ગાર્ડન બનાવેલું છે અને કુણા ઊંચા મોટા ઝાડો દેખાય છે.

આથી એક બેનર પણ મારેલું છે અને વીજળીના મોટા થાંભલા પણ દેખાય છે.

જેની આગળ પાછળ ઉંચા ઉંચા ઝાડો છે ને જેના કારણે દ્રશ્ય સુંદર દેખાય છે અને પાણીનો ધોધ ઘણો ઝડપથી પડતો હોય તેવું જણાય છે.

ઓરેંજ કલર ને યલો કલર ના ફૂલ દેખાય છે ચારે બાજુ કોર્ડન કરેલી છે.

ને એની બાજુમાં ઘરો દેખાય રહ્યા છે ગ્રાઉન્ડ ફ્લોર પર બે વાઈટ કલર ની ગાડી દેખાય રહી છે અને પેસેજ માં પણ એન્ટ્રી માં સુંદર મજાનો પેસેજ દેખાય રહ્યો છે.

એના મ ઉપર દરિયામાંથી કાઢેલી ઘણી બધી માછલી હોય તેવું જણાય છે.

આ કોઈ મુસ્લિમભાઇનું ઘર હોય તેવું દેખાય છે ઉપર અહ એમની ચાંદની નિશાનીવાળા ખૂબ બધા તોરણો લટકાવેલા છે.

ઇવર બ્લોક મારેલા છે બાજુમાં બાળકોને વડીલોને બેસવા માટેની એક બેન્ચ છે તેની બાજુમાં ગ્રીન કલરનું ગારબેજ બેગ --

અને સાથે સ્ટુડન્ટો ગાર્ડન માં બેસીને ભણતા હોય તેવુ લાગે છે એક સ્ટુડન્ટ ખૂરશી પર બેસીને રેડ કલર નું શર્ટ પેર્યું છે અને બુક્સ વાંચે છે.

જે ત્રણ માળનું બિલ્ડીંગ છે અને આગળના ભાગે મોટું બોર્ડ મારેલું છે.

ડાબી બાજુ ગ્રીન કલર નું મોટું ઝાડ છે બાજુમાં ઘર છે પ્રાંગણમાં નીચે બે મોટી વાઈટ કલર ની ગાડીઓ પડેલી છે.

આ એક સુંદર ચિત્ર છે જ્યાં મોટા ગ્રાઉન્ડ માં બધી બકરીઓ ચરતી હોય તેવું દેખાય છે.

બંને બાજુ પુષ્કળ ઝાડો ઊંચા-ઊંચા છે પાછળના ભાગે બિલ્ડીંગ દેખાય છે.

આ કોઈ શિપયાર્ડ નુ પિક્ચર હોય તેવું દેખાય છે ઉપર મોટો બ્રિજ જેવો છે જેના પર લાઇટનિંગ કરેલી છે.

ચાર-ચાર માળના છે વાઈટ અને બ્લુ કલરના સે ને એની સામેની બાજુ બોરડીનું મોટું ઝાડ હોય તેવું જણાય છે.